આ ચિત્ર કોઈક સ્થાનિક રસ્તાઓનું હોય તેવુ તેવુ જણાઈ રહ્યું છે.

આ ચિત્ર કોઈ સ્કૂલ નો પાછળનો ભાગ હોય અથવા કોઈક ફેક્ટરી હોય તેનું લાગી રહ્યું છે.

અહીં ઘણી બધી પ્રકારની ઈલેક્ટ્રીક ગાડીઓને બહાર મુકવામાં આવેલી છે.

આ ચિત્ર કોઈ છોડ અથવા વૃક્ષનો ઉછેર કરતુ થાત એને વેચતું હોય એવી નર્સરી અથવા ફાર્મ હાઉસ નું છે.

અહીં કેટલાક કેટલી બધી જાતના છોડ તથા નાના-નાના વેલાઓ હોય તેવું છે.

આ ચિત્ર કોઈ મીઠાઈ વેચતા હોય તેવી દુકાન અથવા બેકરી નું હોય તેવું લાગી રહ્યું છે.

આ ચિત્રમાં કોઈક બિલ્ડીંગ છે જેનો કલર ચામડી કલર તથા પીળા કલર નો છે.

આ ચિત્ર કોઈક લાઈટ હાઉસ નુ હોય તેમ લાગી રહ્યું છે કેમકે અહીં ચિત્રમાં લાઈટ હાઉસ એવું વર્ણન કરેલું છે.

ચિત્ર કોઈક મૉલ અથવા દુકાનની બેઝમેન્ટ ના પાર્કિંગ નું હોય તેવું લાગી રહ્યું છે.

આ ગેટ ને સરસ મજાના લીલા પીળા અને લાલ ફૂલથી તેમજ અલગ અલગ સરસ મજાની છત્રીઓથી ડેકોરેશન કરેલું છે.

આ દુકાનની બહાર બે ફુગ્ગા વાળા છે અહીં ફુગ્ગા પીડા લાલ ગુલાબી કેસરી જામલી વગેરે કલર ના છે.

તેની પાછળની દિવાલ જેનો રંગ કેસરી કલર છે તેના ઉપર વૃક્ષ સ્પેશિયલ એવું ઇંગ્લિશ માં લખેલું છે.